રોગ આવતો અટકાવવો ખુબ જ જરૂરી છે ચોમાસા ની ઋતુ માં ગણી જગ્યા એ પાણી ભરાઈ જવા થી મચ્છર અને માખી જેવા જીવ જંતુઓ નો ઉપદ્રવ વધે છે. અને તે આ રોગ ના ફેલાવા માટે જવાબદાર હોવા થી આ રોગ સામાન્ય રીતે ચોમાસા માં વધુ જોવા મળે છે રોગ ના લક્ષણો રોગીષ્ઠ પશુ માં તાવ આવવો વજન ઘટવું ખોરાક માં દ લેવા નું બંદ કરી દેવું એકદમ દૂધ ઓછું કરી દેવું શરીર માં નબળાઈ બે થી પાંચ સેન centimeter ની ગાંઠો રોગચાળો આવવા આગળ વધતા ગાંઠો ફૂલી ને ફૂટી જાય છે અને ત્યાં ગુમડું થાય છે મુખ્યત્વે આવી ગાંઠો માથા માં ગળા માં પગ માં આંચળ બાવળા તેમજ પશુ ના જન નાઅંગો ઉપર વધુ જોવા મળે છે ગણી વાર આ રોગ માં પગ તેમજ આગળ અ ધાબળી ના ભાગ માં પાણી ભરાઈ જાય છે પાડા જેવ તેમજ આખલા માં આ રોગ વળગુ પડવા થી અ આ રોગ લાગુ પાડવા થી હંગામી તેમજ કાયમી ધોરણેઘંધ્ય્ત્વ થઇ શકે છે અ ગાભણ પશુ ઓ આ રોગ થી તરવાઈ જવા ની શક્યતા ઓ રહેલી છે આ રોગ લાવવા અ લાગવા થી શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવા થી શરીર ની નબળાઈ આવી જાય છે તેમજ અન્ય રોગ લાવવા ની અ પણ શક્યતાઓ પણ રહેલી છે. ગણી વાર અ નાક તેમજ આંખો માં થી સ્ત્રાવ થાય છે રોગ અ રોગ ગ્રસ્ત પશુઓ ને પગ માં પીડા થવા થી ચાલવા માં પણ ગણી વાર તકલીફ થતી હોય છે ગાંઠો માં ગણી વાર રસી થાય છે અને ચાંદા પણ પડે છે તેમજ આ રોગ ખુબ જ જડપ થી ફેલાય છે. રોગ ની પ્રયોગ શાળા માં તાપસ આ રોગ માટે ની તપાસ કરવા માટે ચામડી ઉપર ની ગાંઠો લાળ ના નાક નો સ્ત્રાવ લોહી ના નમુના નો ઉપયોગ કરવા માં આવે છે. આ રોગ ની ઝડપ થી તપાસ કરવા માટે અત્યંત આધુનિક અ PCRmachine નો ઉપયોગ થાય છે જેઆવથી ખર્ચાળ પદ્ધતિ છે આ ઉપરાંત વિશાનું ઓ ને પ્રયોગ શાળા માં અ સંવર્ધન કરી ઓળખાવી ઓળખ કરી શકાય છે તેમજ આધુનિક electronic માઈ Microscope દ્વારા પણ નિદાન થઇ શકે છે રોગ ની સારવાર આ રોગ મુખ્યત્વે વિશાનુઓ થી થાય છે જેની કોઈ કોઈ જ સારવાર નથી

તેના માટે સારવાર કરવા માં આવે છે આ ઉપરાંત રોગ અ નાં લક્ષણો નું અનુરૂપ સારવાર આપવા માં આવે છે જેમ કે તાવ Antyphyretic અ દુખાવા તેમજ સોજા માટે ઓછા સોજા ઓછા કરવા માટે અ દવા ઓ આપવા માં આવે છે આ ઉપરાંત એ allergy માટે આપવા માં આવે છે શરીર પર જોવા મળતા ગુમડા યોગ્ય

તાત્કાલિક ધોરણે રોગ ની સારવાર માટે નજીક ના પશુ ચીક્ત્સક ને બોલાવી ને સારવાર કરાવી લેવી જોઈએ ઘરગથું આયુર્વેદિક ઉપચાર પશુ ને ખવડાવવા માટે નીચે મુજબ નું મિશ્રણ બનાવવું એક સામગ્રી નાગરવેલ ના પાન દસ નંગ કેલા અ કાળા મરી દસ ગ્રામ મીઠું દસ ગ્રામ લસણ બે કળી એક મુઠી તુલસી ના પાન એક મુઠી લીમડા ના પણ અને ગોળ સો ગ્રામ મિશ્રણ બનવા ની રીત અ ઉપરોક્ત વસ્તુઓ નું મિશ્રણ કરી ત્રણ ચાર ભાગ બનાવવી પ્રથમ દિવસે ત્રણ અ દર ત્રણ કલાકે પશુ ને આ મિશ્રણ ખવડાવવું ત્યાર બાદ દિવસે ઉપરોક્ત મિશ્રણ દિવસ માં બે વખત એમ બે અઠવાડિયા સુધી ખવડાવવું દરરોજ ઉપર મુજબ નું મિશ્રણ બનાવવું મી અ પશુ ને આ રોગ માં થતા શરીર પર ગુમડા પર નીચે મુજબ નું મિશ્રણ લગાવવું બે ની સામગ્રી ચાર અ મુઠી લીમડા ના પાન ચાર મુઠી તુલસી ના પાન દસ કળી લસણ દસ ગ્રામ હળદર powder એક પાન aloe vera તથા ખોપરેલ તેલ અઢીસો ગ્રામ નો mixture માં pest એટલે કે મલમ બનાવી આ મિશ્રણ ને ગરમ કરી ઠંડુ પડ્યા બાદ હાથ માં મોજા પેરી પશુ ના શરીર પર જ્યાં ચાંદા હોય ત્યાં દરરોજ ચાર દિવસ લગાડવો રોગ અટકાવવા નો ઉપયોગ ને તેનો ઉપાય રોગ ની અટકાવ અ રોગ ની અટકાવ અને નિયંત્રણ કરવા માટે રોગીષ્ટ પશુ ને સૌ પ્રથમ અલગ કરવું જોઈએ કે જેથી આ રોગ નો ફેલાવો બીજા તંદુરસ્ત પશુ ઓ માં થતો અટકી જાય છે રોગષ્ટ વિસ્તાર માં પશુ ઓ નું સ્થળાંતર બંદ કરવું જોઈએ બાકી મચ્છર અને ઇતરડી ના ઉપદ્રવ થી અટકાવવા માટે યોગ્ય દવા ઓ ને છંટકાવવ છંટકાવ કરવો જોઈએ આ રોગ ની બે રસી વિશ્વ માં ઉપલબ્ધ છે તેમજ રોગ ની સામે અસરકારક છે. પરંતુ હાલ માં આ દેશ માં આ રોગ ની રસી ઉપલબ્ધ નથી આ રોગ માં ગણ દેશો માં ગોત્ર પોક્ષ દ્વારા રસીકરણ કરી ને આ રોગ ને અટકાવી શક્યો છે જ્યાં આ રોગ નો રોગચાળો ફાટી નીકળેલ હોય તે વિસ્તાર ના પાંચ કિલોમીટર સુધી આ વિસ્તાર ના અચૂકપણ

છે પિતા ના ઘર માં વાતાવરણ કરતા તદ્દન ભિન્ન પ્રકાર ના વાતાવરણ માં આવેલી નવોઢા નવીન પરિસ્થિતિ અનુકુળ થઇ જાય જ્યારે એ જ વાતાવરણ માં નાનપણ થી ઉછરી હોય એમ વર્તવા માંડે છે એ જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલતા તરત તેને અનુકુળ થઇ જાય છે સ્વીકારકો પણ તીવ્ર બાહ વરસાવે જીભ સંજોગ ને તેમ થતા તરત જ બીજા ની પ્રસંસા કરવા માં મંડી પડે છે ઘર ની ખૂણે ઉપર અવ્વાલ્દારી ની સખત નાટક વાણી કાત્તી જીભ એ અમલદાર ના શાંતિ દિઆ માં એના ગુણ ગાન ગાવા મંડી પડે છે એક ગાડી વાળા ને એક નાના છોકરા ને કઈક

છળ ઉખેડી નાખું જેહું છોકરો મારા છોકરા ને આંગળી અડાડવા ની હિમ્મત કોને કરી એમ બોલતા એ છોકરા ને લઇ ને અગલ આવ્યો છોકરા એ ગાડી વાળા ને બતાવી કહ્યું આને માર્યો કોટ ઊંચા ને બસ્સો ટન વજન વાળા ગાડી વાળા ને આગળ આવી હા મેં માર્યો હું છે કહી ને બાય ચડવતા માંડી પિતાના જીભે બદલાયેલા રંગ જોઈ કહ્યું બસ સારું કર્યું એક તો એને

આ જ પ્રમાણે બધા ની જીભ માં સમય ની અનુકુળ થઇ જવા ની શક્તિ રહેલી છે એના માં એના માં એ શક્તિ જેટલી વધારે વિકસિત એટલી વધારે પ્રશિષ્ઠા સપંચ

અરેસરકાર છે નયન બાણ કરતા પણ વધારે કાતિલ નીવડે છે ગણી વાર અમુક હોય બીજા પુરુષ પણ જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે એવું એના માં છે શું નથી રંગ નથી રૂપ નથી મર્યાદા નથી પૈસા નથી તેને શિવ માં એના માં શું જોયું એમ સામાન્ય રીતે બધા નાં લાગે છે પણ તન મન પ્રકરણ વડે નથી એને તો એવું કે સ્ત્રી માં એવું તો જોયું શું એવું સામાન્ય રીતે બધા માં લાગે છે પણ તન મન પ્રસન વેદો વડે નહી એને તો નું મન મોહન કરી લીધું હોય છે એ પણ જાણતા હોતા નથી અભિમન્યુ પણ નાં જાદુ અજમાવી જીવો માં જાદુ અજમાવવા નો વધારે અવસર મળ્યો હોય તો એ વીર પુરુષ સંગહ માં જઈ સ્વર્ગવાસી માનવા નાં બદલે વિરપુરુષો ની થયો હોત ઈશ્વર પણ પછતાય છે માત્ર મોં થી નહી પણ જીભ વડે કોક નાં ગાય ઈશ્વર પ્રાર્થના શરીર જોઈ તેનું કારણ પણ આ જ છે જે સ્વાસ્થ્ય નાં જીભ નાં લીધે જ સતત બુદ્ધિમાન રહી ચુક્યો છે ને એના પર સસ્રય્ન કરવા ને લીધે જ ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે માણસ વિશેષ પ્રકાર ની હોય છે એમ ભિન્ન ભિન્ન વ્યક્તિ જીભ ની ખાશીયત પણ જુદી જુદી જાત ની હોય છે એટલે જ સંભાળનાર ને કાન ને એ જ કરે છે કેટલીક જીભો આત્મ પ્રસંસા ની હેડી માં પોતાને સંભાળનાર ને જુદી રીત છે તો કેટલીક સંભાળનાર ને ખુશામાંગજ કરી શકે છે જીભ ને આપડે લૂલી નું અભિમાન આપ્યું છે પણ એ લૂલી હશે તોય ઈશ્વર કૃપા પામેલ પદ્મ જેવી હશે આપડે જેવી ઓળંગી સકે એવી જગત માં જે કાઈ થાય છે સારું આણંદ મય બધું જ મન લાગે કે ઈશ્વર આ માન વંત્ર કટેલું પણ ક્યાય તો એને બઉ ઉતાવળ કરી હશે પછી કોઈ સંજોગો માં પણ શી રીતી થી કર્તવ્ય બજાવવા માં છવાઈ છે એ જીભ આપને શીખવે છે આગળ બત્રીસ જેવા મજબુત દાંત પાછળ ગાળા ની ઉનથી ખાલ અમુક પ્રકાર નાં દાંત ઉના આવી અનેક પ્રતિકુળતા ઓ તથા જીભ આરોગ્ય પોતાનું કાર્ય કરી જાય છે ખાન પાન નો અસ્વાદ પાણી ને અંદર નો એ મન યા હૃદય નો વિચારતા ઓ ને વ્યક્ત કરી બહાર નાં સંસાર સાચવે છે અને સુખી થવું આ મનુષ્ય સંસાર માં સંભળાય છે અને કૃષ્ણ મુખ થી ધમાલ ચાલી રહી છે વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહી ઉત્સાહ ક ની તૈયારી કરી રહ્યા છે વાત એમ છે કે થોડા દિવસ માં પહેલા કેટલાક વિદ્યાર્થીઓ નાના ભાઈ પાસે જઈ ને નાના ભાઈ આપડે ગણા દિન ઉજવીએ છીએ શિક્ષણ દિન વગરે તો પછી આપડે એક દિવસ તોફાન દિવસ ઉજવીએ તો ના ના ભાઈ કોઈ પણ બાબત નું મુ તરત રાખી શકતા

વિદ્યાર્થી ઓ આ સૂચન વગેરે તો પછી આપડે એક દિવસ તોફાન દિન ઉજવીએ તો નાનો ભાઈ કોઈ પણ બાબત નો મોં તરત પાર્થવી શકતા કોઈ પણ આ વાત તોફાન દિવસ ના દિવસે બધા ને કોઈ પણ તોફાન કરવા ની છૂટ એમ જ વિદ્યાર્થી એ પૂછ્યું હા એમ જ નાના ભાઈ શાંતિ થી કહ્યું રસોડા માં જઈ ને બન્ની ખાંડ ખાઈ જવા કેવી મજા એક વિદ્યાર્થી વેલ માં આવી જઈ કહ્યું કોઠાર માંથી ઘી ગોળ ખાવા ના બીજા વિદ્યાર્થીઓ હોઠ પર ચીર પેરવા કર્યું આજનો મારો ટોપિક છે East India Company જયારે ભારતને લુંટ્યું બ્રિટિશ ઉમટી નીચેના શોષીક અને તે રીતે ભારતિય પ્રજાજનો પ્રશ્નનો જવાબ સારી રીતે જાણતા હતા કેમ કે ગુર હુકુમત દરે રાજા તેમને વખતો વખત થરપેક અનાજે જતું કરીને પણ આવક આવકમાંથી તટષ્ટતા રતન કરે કાર્ય કરી કે સરકારને આપી દેવી પડતી હતી. તટસ્થ આકડાના સંબંધો જેવા દેશો કે લાદનની રકમ જાજી ન કેમ કે એ હાજર નવસો પંદર માં બંગાળના સાસણ તૃપ્ત એ પ્રબંધ કરેલા રીતે મુજબ અતયન્ત સવેર્સ ખેતર જુરી થેટ મજૂરી વંશીત આવી આવકત ત્યારના બ્રિટિશ ચલણ પ્રમાણે ફક્ત zero point seventy seventy paund હતી અને ભાગ્ય ચાલને ફક્ત રૂપિયા નવ point નવ હતી એવા દાસ રૂપિયા પણ નહિ ન ફુલતાં કે બ બંગાળ ત્યરે ભારતને સૌ થી વધુ સંબંધો તંત્ર ગણાતો એટલે ત્યાં કહેતો મજૂરી નો દર સારે સાર ઉંચો ખેતરનું વ્યક્તિત્વ માલિકી ધરાવતા ખેડૂતને ભાગ્ય ચોમાસા વડે નકકી થતું હતું પચાસ ટકાના દરે તમને અડધો અડધી કૃષિ પાક મળે છે કરતી આંગળી સરકારે આપી દેવો પડતો હાટ બાકીની અડધી ફસલ ખેતરને અને પરીરગના બાર મહિના સુધી બીજાદિ કર્યા માટે ઉંધી ન હોય એ તેમનો પ્રશ્ન હતો મહેસીલ ન કરી સક કિસ્તાન કિસાનનું ખેતર જપ્ત થયું હતું. દુનિયાના એક દેશમાં એક સો દર પચાસ ટકા ન હતો ઇંગ્લેન્ડ માં પચીશ હતો અને સ્કૉપ્લેનમાં સોળ હતો ઇંગ્લેન્ડ એ એજ હાયગ મન અને અર્થ શાસ્ત્રી એ તેને અભ્યાસ તેમ ધ બૅનકતક ઇન્ડિયા અર્થ બૅનકતક ઇન્ડિયા પુસ્તકમાં લખ્યું કે ભારત ની ગરીબી જોતા તે દર દાસ ટકા કરતા વધુ ન હોવો જોઈએ. Nineteen thirty માં ભારતનું મુલાકાત લેવા અમેરિકન તવારીખ ક અમ તે ત્રીજી માટીમાં પોતાના ભારતીય Guide ને પૂછ્યું કે ભારત આટલો ગરીબ દેશ હોવા છતાં ત્રણ સો ચાર સો વર્ષ પહેલા અમ મજૂરી અને તનજો ના ધ્વય પુષ્કળ ખર્ચ કેવી રીતે વટાળવાં આવ્યો Guide નો જવાબ હતો રાજા મહારાજાઓ માછલીઓ tex મુક્ત અને જે રકમ લેતા એનો સારી રીતે વિશ્વ વળી મંડી ને બાંધકામ કરાવી રહ્યા હતા.

આયોજન માટે ખર્ચાયેલું અમ એજ રીતે જાહેર ચાલવામાં પાછું ફરતું હતું ભારતને અંગ્રેજો સત્તા આવી સજાત્રનું છાતવન ન હતો તત્યની અડધો અડધ કમાણી સફેદ લૂંટ ની જેમ આંચકીને બે તે બ્રેટન બ્રિટનમાળી આપતા હતા ભારતમાંથી એ રીતે થાક શસ્ત્ર પ્રાણ તારી કે દરિયા પાર લઇ જતા નાણાંનો વર્ષ વર્શક આંકડો એટલો હોય તેને તેને ચટી ગણતરી કરવી મુશ્કેલી હતું ત્રણ અંદાજ મંડી શકતો હતો કેમ કે વારસો વર્ષ ફીગરો બદલાતા હતા વળી ભારતની નાયમિક પ્રત્યક્ષ જવની ઉગ્રંત ત અ પરોક્ષ જાવક બન બધા ઘણા બધા પ્રકારો નથી હોતા ઇંગ્લેન્ડ તેના હાઇડના nineteen zero six તેને ઇન્ડિયા પુસ્તકમાં ભારતીય વર્શક મુક્ષ્મ આંકડો એસી લાખ Pawn Luxo Tomont Gromeri Mantin નામના અર્થ શાસ્ત્રીએ તારવીને બાર મહિના figure તીસ લાખ પાઉન લક્સો દાદાભાઈ નવરોજીએ Nineteen Seventeen માં કરેલા અંદાજ પ્રમાણે બ્રિટિનને ત્યાંથી વર્ષ કાળ તીસ લાખથી ચાલીશ લાખ paune જેટલી કિંમતની સંપત્તિ તારી જવાની હતી. આકર્ષક શાસ્ત્ર માં દાદાભાઈ figure સો યાદ રાખજો કેમ કે તેમને ખુબ બારી થી પૂર્વક સરેરાશ કરી હતી અને તડુ તાદ તીસ લાખથી ચાલીશ લાખ સુધી દાવરી raenj માં એકાદ કે આંગળો વાસ્તવિક આગલી હોવાનો સારી એવી સંભાવના હતી અર્થ

સમર્થ જોઈએ કારણકે એ સોસ ખેરી ન બગ્રોટ હતા hite પદાર્થ બારસો એ મોટા ધંધા અંગ્રેજો તોડી નાખ્યા તેમનો સ્વાર્થ હતો ભારતનો તેમનો ઘરાટ કૃષિ પ્રધાન દેશ બનાવ્યો મ પણ તેમનો સ્વાર્થ રહેલો હતો ભારતીય માટે પરિવર્તનજે કે ભયંકર હદે અભી અભિસાદ નેવળીયો ઇતીશ હાશમાં પહેલીજ વાર ભારત સમદ Seventy five percent પ્રજાની જીવન એકા એક ખેતર ઓઘરવી બન્યું માટે અંવૃષ્ટિ માં અનાવૃત અનાવૃષ્ટિના વર્ષમાં પહેલા કરતા અને ગણા વધુ લોકોએ ભૂખમરો વેઠવાનો હતો આગવ કસબી કારીગરો રેશમી અને સુતરાવ મારી મસાલા ગાડી સુરેખ કલાત્મક ચીજો વગેરે

આશરો હતો પરિણામે સેમમાં નિષ્ફળ થતા Nineteen Seventeen Seven Eight

Nineteen forty three માં કાળમાં દુકાળ તો સાત લાખ ભારતીય મૃત્યુ પામ્યા થોડો પરસાદ જ્યાં થોડા હોવા અને થોડી ઘણી ફસલ મળી હતી ત્યાં અંગ્રેજો હુકુમતે મહેંચી તારીખ અડધો અડધી ફસલ તો આપીજ દીધું આ પૂર્વસ્થ વેતમાં મોકલતો હતો વર્ષ nineteen fourty three માં એટલે બીજું વિશ્વ યુદ્ધ ફેલાયું હતું અને બ્રિટન